બરોબર જેની સાથે તમારે બન્ક ની અંદર તમારો આ નમ્બર ખાલી લિંક કરાવવાનો રહેશે. અને જો આપે લીક કરાવેલો હશે તો તમારે કોઈ પ્રોબ્લેમ નહીં આવે તમારા મોબાઈલ માં ડાઈરેક્ટજ તમારું એકાંઉટ નમ્બર છે એ આખે આખો પેક કરવામાં આવશે ખાલી પાછળ ના બે આંકડા દેખાડશે તમને ડિજિટ બરોબર અને એના થ્રુ તમે રિચાર્જ કરી શકો છો, ગેસ બિલ તમે પે કરી શકો છો, ઈલેક્ટ્રીસીટી બિલ પે કરી શકો છો, મ્યુનિસિપલ કોર્પોરેશનનું બિલ પે કરી શકો છો, ક્રેડિટ કાર્ડ આંકડા તમે ડેબિટ કાર્ડ આવા કોઈ વાઉચર્સ એના બિલ્સ છે એ બી તમે પે કરી શકો છો DTH નું પણ રિચાર્જ તમે તમારા મોબાઈલ માંથી કરી શકો છો. મેડમ ટોટલી ઇન્ફોર્મેશન તમને તમારા મોબાઈલ માં માઇ જીઓ એપ માં આપવામ આવે છે.

ઓકે મેડમ આશા રાખું છું કે તમને જે પણ માહિતી મળી હશે તેમનો આ સન્તોષ હશે. okay madam have a nice day! કે જીવું જીવન માં પરંતુ અપિત્ત હોવાથી એ પણ જીવન નો ઉલ્લેખ છે જીવન માં ક્યારેક ભરચક અને ક્યારેક નિસ્ફળતા સ્વીકારવી બની રહી છે ત્યારે તમે કોઈક. સરખે સરખાની તમને ખણા નિષ્ફળ બનવા મારગ બતાવેલા છે કારણ કે સરખા ની મુળભુતી ખુબજ સારી હોવી જરૂરી છે એ બ્રેકરૂપ રમત છે.

મારી પાસે છે પણ બીજા પાસે નથી બીજા પાસે છે પણ મારી પાસે નથી એ વિચારવી એક નિષ્ફળતા છે દેવા કેમ મળવું અને મને આ કેમ ન મળ્યું આ તારું કહેલું કાલે વધુ મજા આવી હતી કે આજે કેટલા વાગે નું લખાય છે તે રામલખન હોવો જોઈએ આપણી અટક ફુકાય કરે છે જવા આપણે આના વિષે રિચર્જ કરવામાં આવે છે.

તેમાં હોય પદ જે ક્રાંતિ છે પરિસ્થિ પૂછવા જવાબદાર છે આજે મુખ્યત્વે આચાર નો માધ્યમ છે જયારે મારુ મન સ્વીકારી લેય છે કે હું હમજા જ છુ. મન અંદર થી જ સ્વર્ગ કે અંદર ના છરી કાયજ જ નથી જેમ શાક સુધારો.

તેમાં ચારી નું નીવન કરતા છરી ફાવી જાય છે જીવન માં બહાર છે જે દરેકે અંદર છે. કે કેમ પરિસ્થી સાથે બળ કરીને અમે કોઈ સ્વીકારી તેને અંદર પણ આ આગ પીડા દેખાય છે પણ જ માટે તે બંને માટે જવાબદાર છે. તેમના નિયત જવાબદાર છે આવું સ્વીકારી ને અંદર મૂકેલું મન પણ એ જ બારણાં સ્વીકાર કરી લે છે આ પાર થી પ્રમવનક કરી ને સ્વીકારવા માટે ટેવ પડી જશે. તમારા મંત મુજબ તેમને ખર્ચો આપીયો તે બનાર મન કેવી રીતે હોઉં છે એક થી બે થી બદલાતી ગણતરી થી તે કયો શબ્દ સ્વીકારિયોં છે તે અંદર ના આડ છેડાં વચ્ચે કહે છે શીખવા ભણવાથી લીધો હોત તો ઉધારી ગયો હોત. જ્યાં સુધી આપણું મન સુખ માં રેસે ત્યાં સુધી આપણે ધ્યાન માં બેસવું જોઈએ આ કહેવાની વાત છે. પરિસ્થી માં આપણે ભોગ દેનારા અનુભવો આપણે ખુબ છે તેમને કેટલા પ્રકારના નાકારમતક છે. પછી તે મળવા વર્તન કારણ કે વર્તન કાળ બની શકે છે.

તેથી સંજોગો માં મિત્રો બનાવો કે હું પોતે કડક માત્ર પરીક્ષા માત્ર સુપરવિઝન કરી રહ્યા હતા. વિના ઉંચા આવજે બોલી પાછલી સીટ પાર બેઠેલા વિધાથી ઓ ને લાય બાણ કરી આ પરીક્ષા થી કોઈ બીતું નથી. અને વિધાથી ઓ એ કહ્યું સર આ ચીઠી અમારી નથી અને અમે પત્તા રમીયે છીએ તો સર કહ્યું હું મારુ કામ કરું છું. આપણે મુન્દ્રી જતા નથી તમે નિષ્ફળતા નું કામ કરો આપણે ભૂલ ના કોઈ સાથે મિત્ર કરો તે તમારું શિક્ષણ છે. હવે ડિસિપ્લિન તે કેટલું છે જે તમારી પ્રાર્થના માટે આપેલું કનેકશન પૂરું કરે છે એ સારો નિયમ છે. સ્વંતત્ર નડી એટલે બને ત્યાં પાણી ની પિચકારી મારવી કચરો ફેકવો કે પેસાબ કરવો જીવન માં તે કેટલી ખરાબ બાબત છે. તે વિવેચન પહેરી ને આવે છે બાકી બધું બરાબર છે સહન કરવું આનું પરિણામ સારું આવે સી હે નાની નાની વાત માટે જરૂરી છે કારણ. તને નાની વાતો માં ખીજાય છે અને તે તેના મન ને આદત પડી શકે છે હું એક એની માટે ઉદાહર આપું છું ટેરો મેટ્રો એટલું જ નહિ. નાની નાની વાત માં બંધાવું જરૂરી છે કારણ કે નાની નાની વાત માં ધીમાસ જરૂરી છે તે તમારા મન માં આદત પડી જશે તમારીજેવું જ એક ઉદાહરણ આપું છે રાત્રે મોડા સુધી જાગે અને સવારે નકી કરો છોકે એ સવારે છ વાગે જાગવું છે વાંચવા બેસવું છે પણ કેટલા વાગે. તમે છ વાગે આલારામ મુકો છો પછી છ વાગે આલારામ આવે છે પૃભુ પથારી માંથી બોલાવે છે. એલ અલાર્મ વાગે છે હકીકત માં આલારામ ભીખ માંગે છે હે પ્રભુ કૃપા કરો તમે જ મને આદત પાડો કે હું છ વાગે મરાઠી જગાઇ. અલાર્મ ભીખ માંગતો રહે છે પ્રભુ હું નિદ્રા છોડી મોબાઇ માં માં પ્રભુ અને પ્રફુલ ભાઈ ને જગાડે છે. પ્રભુજન કાયક કરે છે અને અલાર્મ બન કરી દે છે પ્રભુ આઠ વાગ્યા સુધી રહે છે આલારામ ની રિંગ વાગ્યા કરે છે અને ભાઈ ના રૂપે પ્રભુ જી આવે છે. તારું ક્ષત્રે યુદ્ધ ચાલે છે કેવા ભાગ્યે છ વાગે આલારામ ની ઘંટી વાગે છે તેના મન આ નથ નવા વિચાર આવે છે ગઈ કાલે રાત્રે હું બોવ મોડો સૂતો હતો. આજ ના ડોફા નો વિચાર કરે છે અને બીજે મરચીઓ માટે નું કારણ પૂછે છે હવે પ્રભુ ઓ કાયક સંભળાયું છે કે સાત કલાક ની સરખી ઊંઘ લેવી જોઈએ. તેનો ઉધાર કરવો તે જાણે છે અને રાતે ખોટો ઉજાગરો ન કરવો પ્રભુ મન માં મન માં કહે છે અને કહે છે. હકીકત માં આવું વિચારવું ખાસાયેલા બડીયા પાસ રમત કરે છે અને તમને બોર્ડ માં એવી વાત કરીયે.

એક નાની એવી વાત કાવ તરત ખોંકો મારે છે તેને પુચ તો કેવી રીતે તે સવારે વેલા છ વાગે નો આલારામ મૂકી દે છે. નકી કરે ચાર જે તેને નથી કહી સકતા કે ને કે રીતે તેનું મન રૂપિયા કમાવાનું છે. તેમને કઈ રીતે પૂરું કરવા માં અને કોઈ પણ વાક્ય સુધી કરવા માટે તેમાં રહેલું છે.

તમારે કઈ કામ કરવાનું નથી છતાં તમે તમારું વચન પૂરું નથી કરી સકતા તમારી નિત્ય હાથી કરવાનો નો બળ છે તમારું. ના જાગવું હોય તો વચન કેમ આપોછો તમે તમે વચન બદલો છો તમને લાગે છે. તે આયા કે મોટી વાત નથી હવે હું જે કવ છુ એ મોટી વાત છે કે આયા વ્યકિતએ એ જે વચન આપિયું તે પૂરું કરે છે માળામાં.

નાની નાની વાત માં તમારે ડિસિઝન કરવું જોઈએ તમે મોટી સીધી દાખલ કરી છે જે જાત માં વાટ જોવ ચુ કે તે જાતે કરેલું ડિસિઝન છે સારું એવી રીતે કરવું જોઈએ.

કઈ ગુરુ એ નઈ કરી એને જરૂરી માટે શેરી ના કૂતરાને તમે રખડતું મૂકી દેજો તે નિરાશ થઇ જશે તે ડિસિઝન નથી. જે તેનો દૂર ઉપયોગ કરે છે તેથી તમે સાઈ એવી પ્રગતિ કરી શકો છો બે કાંટા વચ્ચે ની સ્વતંત્ર છે સક ની જ્યાં સુધી બરાબર ચાલતી હોય દૂર બે કિનારે લક્સ મૂડી આવ્યું છે એ જ્યાં સુધી બની રેસે તે બાથ લોકો માટે ઉપયોગી બનશે જે એક કિનારા ની. Hello hello ગુનો અને સજા અઢારસો પચીશ ની અઢાર મી ઓક્ટોબર નો દિવસ હતો એ પૂર્વક specific

મારિયાના ટાપુ સમૂહના સૌથી મોટા ટાપુ ગ્વામ પર એ દિવસે સ્પેનના બે યુદ્ધ જહાજોએ લંગરો નાખ્યા એક હતું એશિયા સરસ રીતે બનાવેલું જેને જહાજ અને બીજું હતું કોન્સ્ટાનિઝિયા જે બે કોવાબ સ્તંભ અઢાર જેટલી લશ્કરી તોપોની તાકાતથી સજત થયેલો મજબૂત અને સમ ચોરસ સ્થળ સાથેનું આકર્ષક યુદ્ધ જહાજ હતું આ બંને પર પ્રભાવશાળી જહાજોને સફર નિર્વિધને ચાલી રહી હોય તેમ જણાવ્યું હતું પરંતુ હકીકત કંઈક જુદી જ હતી બંને જહાજોના ખલાસીઓ કંટાળેલા જણાવતા હતા તેમને સરખો ખોરાક મળતો ન હતો અને મળતા મહેનત તાણા થી પણ તેઓ પારોપાર અસંતુલિત આ ઉપરાંત છેલ્લા છ મહિના દરમિયાન સ્ટેન્ડથી મારીયાના સુધીની તેમની યાત્રા માં ખૂબ જ હેરાનગતિ ભોગવી પડી હતી આ લાંબી અને તકલીપોથી

ભરેલી સફરથી તેઓ ત્રસ્ત ત્રસ્ત હતા થાક્યા પણ હતા આ સ્થિતિ તેઓને જહાજના માલિકો સામે બળ પોકારવા પ્રેહરી રહી હતી ખલાસીઓ તેમજ બીજા કારીગરો બળ બળવો કરવાની છુપી યોજના બનાવી રહ્યા હતા અગિયાર ભંગના આ પ્રકારના મહાનુભાવો અસ્થાને જ્ઞાન પર વધુ દર્શિત થતા હતા લોખંડી મનોબળ ધરાવતો Don હોદ્દેવા આ જહાજનો કેપ્ટન હતો કોઈપણ પરિસ્થિતિ તેને નમી કે ડરાવી શકે તેમ ન હતી જહાજ એના કાફલા ને આ માર્ગ માં ઘણા ગંભીર અકસ્માતો નો સામનો કરવો પડ્યો હતો તેનો માર્ગ આ રીતે સતત અવરોધાયેલો હોવા છતાં પણ એ કાફલો આગળ વધે જતો હતો કેટલા વખત શ્વાસો હતો એવા જ એવા હતા કે જેની કોઈ કલ્પના પણ ન કરી શકે એ સ્પષ્ટ ઈચ્છતો હતો કે આપમેળે આવી ઘટનાઓ બનવી શક્ય નતી કોઈ વ્યક્તિને ચીનનો કોરીને કારણે જેની જટાથી જ આવા બનાવો બનતા હોવાનું સ્પષ્ટ રીતે જણાવ્યું આવ્યું આવતું હતું ડોન ડોન રોક દી ગુજરાત રશિયા જહાજનો કેપ્ટન હતો એ જહાજને પણ આવી ઘટનાઓ ને પરિણામે વારંવાર બંદર ઉપર કોન્સ્ટેજિયા સાથે રોકાવું પડ્યું હતું એક એક રાત્રે ઓકયંતર તૂટી ગયું અને બીજી વાર જહાજના આગળના કુવા કુવા સ્તંભના દોરડા એ રીતે તૂટી ગયા જાણે કે કોઈએ કાપી જ નાખ્યા કાપી ન નાખ્યા હોય અને એક સાથે કુવાસના સ્તંભ તેમજ સ્થળ અને અન્ય સામગ્રી પણ નીચે પડી ગઈ છેલ્લે છેલ્લે તો અતિ મહત્વની લક્ઝરી દાવે પેચ ની ગવાયતા ગવાયતા દરમિયાન બે પ્રસંગો એ જહાજના સૂકા ના દોરડાઓ એ એવી રીતે તૂટી ગયા કે જેનું કારણ સમજાયું જ નહીં ડોન ઓવારતા ઓર્તેબાયે તેના ખલાસ્યો પૈકીના બે માણસો ઉપર નજર રાખવાની જરૂર હતી એક હતો મદનસિંહ મારત્નીજ જ બીજો હતો સુકા નિજોશ એક પૈકીના માર્ટસ ને કામ કામકાજ પહેલાથી જ શંકાશ્પદ જ રહ્યું હતું અનેકવાર ખોટા માણસોના સાથ આપીને એક જવાબદાર અધિકારી તરીકે ની પોતાની કારકિર્દી પર એણે જોતે જ અલંગ લગાડ્યું હતું છુપા રાજય કાવંતરા ઓ જેવા તદ્દન જળ કન્યા અપરાધોમાં સંજોવાયેલા અને એક ગુનાહિત ભૂતકાળ ધરાવતા નિમ્નકક્ષાના ખલાસીઓના જૂથ સાથે મળીને તેણે અનેક કારનામા કર્યા હતા તેને માટે અનેક વાર ધરપકડ થઈ હતી

વાહણ છોડવાના એક દિવસ અગાઉની આ ઘટના છે લેપ્લાન માર્ટન દારૂ ના અડા પર ગયો આગળથી કરેલી ગોઠવણ મુજબ એ બંને જહાજોના નીચે નીચેની કક્ષાના અનેક અધિકારીઓ અને ખલાસીઓને એ ત્યાં મળ્યો અને સૌને સંબોધીને એ બોલ્યો સાથીઓ આનંદો આપણા સદનસીબે આપણા જહાજને અનેક અકસ્માતો નડિયા પરિણામે બંને જહાજોને લાંગણવાની ફરજ પડી હું આજે તમને મળવા તેમજ કેટલીક અગત્યની બાબતો અંગે વાતચીત કરવા માટે જ અહીં આવ્યો છું સરસ વાહ વાહ બધા જ માણસો એક અવાજ બોલી ઉઠ્યા ઘણું સરસ left hand બોલો હવે જણાવો કે તમારી યોજના શું છે તો સૌ ધ્યાનથી સાંભળો માર્ટીને જવાબ આપ્યો પહેલા તો આપણે આ બંને જહાજો પર બળપૂર્વક કબજો કરી લઈશું ત્યારબાદ તરત જ તેનો મેક્સિકોના કિનારા તરફ આકાળી જઈશું અને તેમને ખબર હશે જે કે રાષ્ટ્ર દોનો છે જે જેવો મહાસંધ અમેરિકાના એ વિસ્તારમાં રચાયો છે તેમની પાસે યુદ્ધ જહાજો છે છે જ નહીં મને ખાતરી છે કે લાંબી પ્રશ્નોતરી કર્યા વગર તેઓ આપણા આ યુદ્ધ જ જહાજો ખરીદવા આતુરતા બતાવશે

સક્રિય ભાગ લેવા અમે સૌ તૈયાર છીએ પરંતુ આ કાર્યને શુભ શરૂઆત ક્યારે થશે એ માટેનો સંકેત શુ હશે એ અંગે પણ સ્પષ્ટતા થવી જરૂરી છે ડોકમેન બોલ્યો એશિયા પરથી છોડાયેલો એક ટોપ ગોળો માટીને જ સગર્વવો જવાબ વાળીયો યાદ રાખો લડાઈ શરૂ કરવાની એકધડી રહે છે તે તેઓના પ્રમાણમાં પ્રાણમાં આપણું સંખ્યાબળ દસ ઘણું વધારે છે આપણે તેમને આસાનીથી હરાવી શકી છુ અરે બંને જહાજોના અધિકારીઓને ખબર પડે કે શું થઈ રહ્યું છે તે પહેલા તો આપણે તેઓને બંધી બનાવી લઈશું ત્યાર પછી બંને જહાજો આપણા કોન્સ્ટેનીજીયા જહાજ પર નાવીકો તથા જહાજ ની સાધન સામગ્રી પર ધ્યાન રાખનાર એક અધિકારીના સહાયકે પૂછ્યું તો પછી અમે આ સંકેત ની રાહ ક્યાં જોઈશું ક્યાં સુધી જોઈશે ક્યાં સુધી જોડીશું થોડા દિવસો પછી જયારે આપણે પેલી પાંચના મીડના ટાપુઓ પરથી આગળ નીકળી જઈશું ત્યારે પરંતુ મેક્સિકોના સતવારાઓ આપણી સાથે તેવા વ્યવહાર કરશે એનો ખ્યાલ છે આ ડોનેશો આગળ તોફાનો ગોળાઓથી તો નહીં જ થાય ને જોજે જોજે પંચનાણા ભર્યા આવા પોતાની શંકા જાહેર કરી જો મારી ભૂલ ન થતી હોય તો નવા રાષ્ટ્ર સમૂહ એવા પરમાન કર્યું છે કે પેરિસ અને સ્પેનિશ જહાજો તેના બંદરોમાં પ્રવેશી મંજૂરી આપવાની નહિ મને લાગે છે કે ભાઈ સોના ચાંદીથી નહી પણ આપણું સ્વાગત તેઓ ટોપ ગોળાથી જ કરશે માર્ટીને પાસે જવાબ તૈયાર જ હતો એ વાતની ચિંતા કરવાની જરૂર નથી આપણે દૂરથી જ તેમને આંગળી આપણી ઓળખાણ આપી દઈશું એ કેવી રીતે થશે એ માટે બંને જહાજોના આગલા ભાગમાં મેક્સિકોનો રાષ્ટ્રધ્વજ લહેરાવી દઈશું પોતાના ધ્વજ વાળા જહાજને જોતા જ તેઓ આપણું માનભર્યું સ્વાગત કરશે આ બોલતા જ left hand martin જ તેઓની સમક્ષ લીધો સફેદ અને લાલ રંગનો ધ્વજ રજુ કર્યું જોકે મા મેક્સિકોના સંઘ સ્વાભાવિક પત્નીને જોતા જ તેમના વતની સાથીદાર નાવીકોને આઘાત લાગ્યો છતાં આ સમસ્યાથી મળનારા લાભો ને ખ્યાલ કરી સૌ મોન જ રહ્યા ગમ ગમીને કહી શકાય એવી શાંતિ પડી ગઈ શું તેમના ધ્વજ માટે તમે ખેદ અનુભવો છો સૌના મોં ઉપર ગમગીની માર્ટીને જેમ જેવી મજાકિયા સ્વરે પૂછ્યું સારી વાત છે તેમને સ્પૈન માટે દુઃખ થતું હો તે સૌ અમારાથી છૂટા પડી જઈ શકે છે તેમને ખુશી ખુશી captain ડ્રોન અને ડોન ઓરતવાની ગુલામી ચાલુ રાખી શકો છો પરંતુ જે ભાઈઓ તેમની સરમુખ

સૌ વ્યક્તિઓ એકી અવાજે બોલી ઉઠ્યા અમે તમારી સાથે જ છીએ આ સમય દરમિયાન captain ડોન પોતાના જહાજ ઉપર ટકી રહેલી અમંગ ઘટના માનસિક રીતે અજમ્બો અનુભવી રહ્યા હતા કાંઈક ખરાબ થવાનું હોય એવી લાગણી તેમજ તેમને સતત સતાવી રહી હતી તેમને ખ્યાલ હતો કે જે ઘર આંગણે સ્વદેશમાં સ્પેનિશ ના દેશને નવસેના તેની તાકાત ગુમાવી ચૂકી હતી કહો કે લગભગ તૂટી ચુકી હતી આ આજ્ઞા ભાવને કારણે મેક્સિકો ની સામે તથા યુરોપમાં પણ તેમનો ધ્વન્સ ઝડપી બન્યો હતો તો બીજી તરફ એની દેશ દાજ જપવા દેતી ન હતી એની ધારણા કરતા તથા તદ્દન વિપરીત પરિસ્થિતિ ઉભી થઈ હતી એના દેશ ઉપર અન્યની હુકુમત થઈ ગઈ હતી એ બાબત એને અવસ્થ

આજે આપણે વાત કરીશું મનુષ્ય માં પોષણ પાચન માર્ગ કે પાચન ની મૂળભૂત સ્વરૂપે મુમુખ થી ગુદા સુધી વિસ્તરેલી એક લાંબી નળી છે. આ નળી ને વિવિધ ભાગો ને જોઈ શકીયે છીએ વિવિધ કર્યો કરવા માટે જુદા જુદા વિસ્તારો આ વિસ વિસ ના વર્ગ ધરાવે છે જે ખોરાક આપણા શરીર માં એક વાર પ્રવેશે પ્રવેશતા માં છે. તેનું શું થાય છે તેની વિગત વાર આપણે ચર્ચા કરીયે આપણે વિવિધ પ્રકાર ના ખોરાક ખાઈએ છીએ જે આ એક પાચન નામ માંથી પસાર થવાનો હોય છે સ્વાભિવક રીતે ખોરાક એક ક્રિયા માંથી પસાર થવાનો છે. જેથી તેઓ ને નાના નાના સમાન કણો માં જ રૂપાંતર થાઈ છે આપણા દાંત વડે ખોરાક ને ચાવી ને આ ક્રિયા કરવામાં આવે છે આપન માર્ગ નો અસ્તર ખુબ જ નાજુક હોય છે જેથી ખોરાક ને ભીનો કરવામાં આવે છે જેથી તેનો માર્ગ સરળ બને છે ત્યારે આપણે આપણી પોતાની પસંદગી નો કોઈ ખોરાક ખાઈ છીએ ત્યારે આપણા મૂર્ખ માં પાણી આવે છે આ ખરેખર પાણી નથી. આ લાળગ્રંથિ માંથી નીકળતો એક રસ છે જેને લાળરસ તરીકે ઓળખવામાં આવે છે આપણે જે ખોરાક ખાઈએ છીએ તેના વિષે બીજી એક બાબત એ છે કે જે જટીલ રચના ધરાવે છે. જો તેનું શોષણ પાચન માર્ગ દ્વારા કરવું હોય તો તેને નાના નાના અણુ ઓ માં વીખડીત કે ખંડિત કરવા જોઈએ આ કાર્યો જેવીક ઉદીપક દ્વારા થાય છે તેને આપણે ઊસેચક તરીકે ઓળખવામાં આવે છે. લાળરસ મા પણ એક ઉસેચક હોય છે તેને લાળરસ્ય એમાઈલેસ તરીકે ઓળખાવા માં આવે છે તે સ્ટાર્ચ ના જટિલ અણુ નો શર્કરા માં વિઘટન કરી રૂપાંતર કરે રૂપાંતરણ કરે છે. ખોરાક ને ચાવવા દરમિયાન માંસલ જીભ ખોરાક ને લાળરસ ની સાથે સંપૂણ રીતે ભેળવી દેવામાં આવે છે આકરનાગ ના દરેક ભાગ માં ખોરાક ના નિયમિત રીતે જેથી તેમની નીયાત રીતે થી થાય તે જરૂરી છે જેથી દરેક વિસ્તાર માં તેના પર યોગ્ય ક્રિયા થઈ શકે છે પાચન માર્ગ ના અસ્થર માં લઇબત સંકોચન પામીને ખોરાક ને આગળ ધકેલી શકે. તેવા સ્નયુમય અંગ આવેલા હોય છે આ ક્રમ અનુસાર લઇબત સંકોચન ગતિ સંપૂણ પાચન માર્ગ માં અસ્થર માં સર્જાય છે મૂર્ખ થી જઠર સુધી ખોરાક અન્નનળી દ્વારા લય જય જવામાં આવે છે.

સાથે મિશ્ર કરવામાં મદદ રૂપ થાય છે પાચન નું કાર્ય જત જઠર ની દીવાલ માં આવેલી જઠરગ્રંથી ઓ દ્વારા કરવામાં આવે છે આ ગ્રંથિ ઓ હાઈડ્રોકેલરીક એસિડ એસિડ માં પ્રોટીન પાચક અને ઉત્તેજક પેપ્સીન દ્વારા સ્લેશમાં સ્ત્રાવ કરે છે હાઇડ્રોલિક એસિડ નું માધ્યમ તૈયાર છે જે પેપ્સીન ઉત્તજેજક ની પ્રક્રિયા માં મદદ રૂપ થાય છે. સામાન્ય પરિસ્થિતિ ઓમ સામાન્ય પરિસ્થી માં સલેટ્સ ને લીધે જઠરમાં આંતરિક અખબર ને એસિડ સાથે રક્ષણ મળે છે આપણે ઘણા બધા વ્યવસકો ને એસીડીટી કે અંગત ની ફરિયાદ કરવા સભારીયો છે જઠર માંથી ખોરાક હવે થોડા થોડા નાના આંતરડા માં પ્રવેશે છે જે મુદ્રિકા સ્નાયુ પેસી દ્વારા નિયંત્રિત થાય છે. નાનું આંતરડું પાચન માર્ગ નો લાંબા માં લાંબો ભાગ કે અંગ છે તે ખુબજ ગૂંચળાંમય હોવાને કારણે તે ઓછી જગ્યા માં વ્યથિત કરી ગોઠવાયેલા હોય છે. વિવિધ પ્રાણી ઓ નાના આંતરડાઓ ની લંબાઈ તેમના ખોરાક ના પ્રકાર ને આધારે ભિન્ન ભિન્ન હોય છે ઘાસ ખાનારા શાકાહારી પ્રાણી ઓ ને એબ્યુલોગ નું પાચન કરવા માટે લાંબા નાના આંતરડા ની જરૂરિયાત હોય છે.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 આ કાર્ય માટે તે યકૃત અને સ્વાદુ પિંડ નો સ્રાવી દ્રવ્ય કે પ્રદાથો ને મેળવે છે જઠર માંથી આવનારો ખોરાક એસીડીટી હોય છે અને સ્વાદુ પિંડ માં ઉસેજન ની ક્રિયા માટે તેઓ ને આલ્કલીય બનાવામાં આવે છે યકૃત માંથી યકૃત માંથી સ્રટવીટ થતો પિત્ર આ કાર્ય કરે છે તે વધારામાં ચરબી પર ચરબી પર પણ પ્રક્રિયા દર્શાવે છે. નાના આંતરડામાં ચરબી મોટા ગોલકો ના સ્વરૂપે હોય છે તેથી તેના પર ઉસેચકો નું કાર્ય કરવું મુશકેલ હોય છે થી ક્ષારો તેઓ ને વિખંડિત કરી નાના ગોલક માં રૂપાંતરિત કરે છે.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 સ્વાદુપિંડ સ્વાદુપિંડ સ્વાદુપિંડ કે છે સાદુરસ નો સ્ત્રાવ કરે છે જેમાં પ્રોટીન ના પાચન માટે ગ્રિસમી ઉસેચકો હોય છે તેલબિત કૃત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

અંત માર્ગ માં દીવાલ અભિસતન કરી લે છે નાના આંતરડામાં અક્રમ આંતકય આંગળી જેવા પ્રવધઓ હોય છે જેને રસાયણ કુરો કહે છે તે અભિસરણ માટે સપાટી નું ક્ષેત્રફળ વધારે છે. રસાયણ કુરો માં વીઘીરાવાહન નું વધુ માત્ર માં હોય છે જે ખોરાક ન અભિશતન કરી ને શરીર ના પ્રતેયગન પોશાકો સીધી ખૉરાક નું પોહચાડે છે જેનો ઉપયોગ ઉર્જા પ્રાપ્ત કરવા માટે નવી પેશી ઓ ના નિર્માણ માટે અને જૂની પેશી ઓ ના સમારકામ માટે થાય છે અતાત્યાગન નો કે અપાચિત ખોરાક મોટા આંતરડા માં મોકલવા માં આવે છે જ્યાં વધુ માત્ર માં આવેલા રસાયણ કુરો અપાચિત અપાચિત ખોરાક માંથી પાણી નું શોસણ કરે છે એ જ પ્રદાથો બુધા દ્વારા શરીર ની બહાર ત્યાગ કરવા માં આવે છે આ ઉસેચન દ્રવ્યો ને બહાર ફેંકવાનું કે ત્યાગ નું નિયત્રણ નિયત્રંણ મળ દ્વાર ના મુદ્રિકા સ્નાયુ ઓ નિયંત્રિત થાય છે હવે અપને વાત કરીશું શ્વસન વિષે જે ખાધપ્રદાથો નું અંતઃ ગ્રહણ પોસણ ની ક્રિયા માટે થાય છે કોષો તેઓ ને વિવિધ ઉપયોગો

લોકો ને સંપુણઁ કાર્બનડાયોગસાઇડ અને પાણી માં વિઘટન કે વીખડીત કરવા માટે કરે છે ત્યારે કેટલાક અન્ય સભ્યો બીજા પરિષદ માં ઉપયોગ કરે છે જેમાં ઓકઝીજન પ્રાપ્ત થતો નથી કે કાર્ય રત હોતો નથી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 કોષરસ માં થાય છે ત્યાર બાદ પાયરુ વેદ ઇથિનોલ અને કાર્બનડાયોગ સાઈડ માં રૂપાંતર થાય છે આ ક્રિયા ઇસ્ટ માં આપણ દ્વારા થાય છે આ ક્રિયા ઓકઝીજન ની ગેર હાજરી માં થતી હોવાથી તેને અજરાક શ્વસન તરીકે ઓળખવામાં આવે છે પાયરુ વેદ નો વિઘડનકે વિઘટન ઓકઝીજન નો ઉપયોગ કરી ને કણાભ સૂત્ર માં થાય છે. આ ક્રિયા ત્રણ કાર્બન વાળા પાયરુ વેદ ના અણુ નું વિઘટન કરી ને ત્રણ કાર્બનડાયોકસાઈડ ના અણુ આપે છે બીજી નીપજ પાણી છે અને પ્રકિર્યા ઓકઝીજન ની હાજરી માં થવાથી તેને જરાક સ્વંસં તરીકે ઓળખાવા માં આવે છે. અજરાક ની શ્વસન ની ક્રિયા માં જરાક શ્વસન અંગ માં ઉર્જા નો ત્યાગ ખુબજ વધારે હોય છે કેટલીક વાર જયારે આપણી નવી પેશી માં ઓકઝીજન નો અભાવ કે ઓછું પ્રમાણ હોય ત્યારે પાયરૂવેદ નું વિઘટન બીજાપરીશીદ પર થાય છે. અહીંયા પાયારુ વેદ ત્રણ કાર્બન વાળા અણુ લેક્ટિક એસિડ માં રૂપાંતરિત થાય છે અચાનક કોઈ પ્રકિયા થવાથી આપણી સ્નાયુ પેશી માં લેક્ટિક એસિડ નું નિર્માણ થવાના કારણે સ્નાયુ ઓ જકડાઇ જાય છે કોષીય સ્તન દ્વારા મુકત થતી ઉર્જા તરત જ એ ટી પી નામ ના અણુ ના સ્વરૂપ માં સેન્સેશન પામે છે જે કોષ ને અન્ય પ્રક્રિયા માટે બળતણ ના રૂપે રાખ થાય છે.

જારક શ્વસન તરીકે ઓકઝીજન પર આધારિત હોવાથી જરાક પ્રયાપ્ત માત્ર માં ઓકઝીજન પ્રાપ્ત કરતા રેવું આવશક હોય છે. આપણે જોય ગયા કે વનસ્પતિ વાયુ ઓ માં વિનિમય તંત્ર દ્વારા કરે છે અને આંતર કોષીય અવકાશ જે કરે છે એ બધા કોષો વાયુ ના સંપર્ક માં હોય છે અહીંયા કાર્બન ડાયોગસાઇડ અને ઓકઝીજન ની આપ લે પ્રક્રિયા થાય છે તે કોષો માં તેનાથી દૂર અને બહાર જવામાં કોઈ હોઈ શકે છે પ્રસરણની દિશા પરિયાવરીનીય પરિસ્થિતિ અને વનસ્પતિ ઓ ની આવત આવક જગ્યા માં આધારિત હોય છે.

ખાય જાય છે તે સીઓટુ મુકત તેમાંથી આ સમયે ઓકઝીજન મુકત થવું તે મુખ્ય ઘટના તરીકે બનાવામાં આવે છે પ્રાણીઓ માં પરિયાવરણ માંથી ઓકઝીજન મેળવા અને ઉત્તપન થયેલા કાર્બન ડાયોગસાઇડ થી છુટકારો મેળવા માટે વિવિધ પ્રકારના અંગો નો વિકાસ થયેલો હોય છે સ્થળાંતર પ્રાણી વાતાવરણ માંથી ઓકઝીજન મેળવી શકે છે પ્રાણી ઓ પ્રાણી ઓ જળચર હોય તો તેઓ ને પ્રાણી માં દ્રાવ્ય ઓકઝીજન નો ઉપયોગ કરવો પડે છે પાણી માં દ્રાવ્ય ઓકઝીજન નું પ્રમાણ હવા માં રહેલા ઓકઝીજન ના પ્રમાણ કરતા ખુબજ ઓછું હોવાથી જળચરપરાની ઓ શ્વાસ દરમિયાન થાય થડચર પ્રાણી ઓ ના તુલનામાં ઘણું ઝડપી હોય છે માછલી પોતાના મોં દ્વારા પાણીમેળવે છે અને પ્રયતન પૂર્વક ઝાલર સુધી પોહાચાડે છે જ્યાં રુધિર દ્વારા ઓકઝીજન મેળવાય છે સ્થળાંતર પ્રાણી માટે વાતાવરણ માનો ઓકઝીજન નો ઉપયોગ કરે છે વિવિધ સજીવો માં આ ઓકઝીજન ભિન્ન ભિન્ન અંગો દ્વારા પોષણ પામે છે આ બધા અંગો માં એક એવીરચના હોય છે જે તેના એ ધ્યાન રાખવું કે જયા સુધી જેટલા ડેટા નો chart insert કરવો છે એટલો જ ડેટા select કરેલો હોવો જોઈએ જે વધુ column કે વધુ row Select થયેલી હશે તો એ પણ તમને chart માં દર્શાવવામાં આવશે એટલે અહીથી તે row સુધી ડેટા છે એટલો જ row select કરો એટલી column સુધી તમારે ડેટા chart માં દર્શાવ્યો છે એટલી જ column select કરો હવે અહીથી છોડી દો અને insert menu કર દવ ત્યારબાદ તે chart ના ઘણા બધા પ્રકારો જોવા મળે column line bar area creatorother chart હવે આપણે સૌપ્રથમ અહીથી column chart લઈશું અહી column chart ની અંદર તમે જોય શકો છો ઘણા બધા option આપણને જોવા મળે છે અહિયાં Three D column છે cylinder છે corn છે Paramid છે જે પણ તમને chart પસંદ હોય તે chart પર click કરશો એટલે તમને ઇ ડેટા નો એ chart જોવા મળશે અત્યારે આપડે simple Three D column chart લઈએ તમે જોઈ શકો છો અત્યારે મને આ ડેટા ને આધારે આ chart insert કર્યો જોવા મળે છે અત્યારે આ chart ને મારે જો અહીથી ખસેડવો છે તો હું અહીથી એના પર ક્લિક કરીશ ત્યારે તેને ચારે બાજુ

તો અત્યારે એને હું નીચે લઈ લવ છું જેથી અત્યારે જો અમારે chart ને મોટો કરવો છે તો અહિયાં ખૂણા પર જાવ અને તમે ખૂણા પર જશો તો તમારું cursor અહિયાં અલગ જ પ્રકારનું અમ તીર જેવી નિશાની જોવા મળશે બેય બાજુ તો એને ત્યાંથી mouse વડે પકડી અને ડ્રેગ એટલે કે ખેચી લો તો જ્યાં સુધી ખેચશો ત્યાં સુધી તમને chart મોટો થયેલો જોવા મળશે હવે નાનો કરવો હોય તો એ જ રીત છે પાછું ખૂણા પર જાવ અને પાછું આ રીતે ખેચી લો અત્યારે મારે અત્યારે મોટું જ રેવા દવ છું તો એને એ રીતે રેવ દવ છું હવે હવે અલગ અલગ પ્રકાર ના કલર જોવા મળે છે નીચે તમે જોય શકો છો બધા વિદ્યાર્થીઓ ના નામ છે આ બાજુ અ વિષયના નામ લખેલા છે આ બાજુ માર્કસ છે chart ની અંદર આપડે અભ્યાસ કરવાની રીતે એક્સ અને વાય ધ્રુવ તે મુજબ માહિતી દર્શાવવામાં આવે છે હવે આ chart ની અંદર કોઈ પણ કલર તમારે change કરવો હોય તો જે પણ column છે તે column પર જાશું અને હોમ પેજ પર અહિયાં ઘણા બધા કલર છે એમ કોઈ પણ કલર તમે પસંદ કરી શકો છો ધારો કે હું અત્યારે વેલા કલર પસંદ કરું છું તો મે જે line column select કરેલી હતી તે બધી જ column પર મને yellow કલર જોવા મળશે હવે જો હું છેલ્લા નંબર ની column નો કલર change કરવા માંગતો હોવ તો એ select કરી લવ જોઈ શકો છો કે બધી જ કોલમો એ select થઈ ગયેલી જોવા મળે છે ત્યારબાદ હું અહીથી એનો કલર પણ change કરી લવ છું હવે ધારો કે મારે એ કોલમનો આવો કલર કરવો છે તો આ black કરવો છે તો black કરી દયો અને ઓક કરી દયો તો જે આનો કલર change થઈ જાશે જો આવી રીતે કલર ન change કરવો હોય અને જો બીજા એંગલ માં તમે અલગ અલગ પ્રકાર ના અહિયાં અ તમને બની બનેલા chart style જોવા મળે છે એમાંથી પણ કોષ્ટકો પસંદ કરી શકો છો ધારો કે મારે આ style જોઈએ છે તો મારે એ પ્રકારનો અહિયાં chart તમને insert થયેલો તમને જોવા મળશે તો આના પર ક્લિક કરશો તો એ પ્રમાણે થઈ જશે અહિયાં ઘણા બધા option તમને જોવા મળે છે menubar માં શકો છો ધારો કે અહિયાં મને વાળો chart જોઈએ છે તો આ chart તમને થઈ ગયેલો જોવા મળશે પરંતુ હમણે મારે તો મૂળભૂત chart હતો એ જ જોઈએ છે તો હું અ ctrl z નો option ઉપયોગ કરું છું અથવા તો undo key આપડો મૂળ chart આવી ગયેલો જોવા મળે છે undo key નો ઉપયોગ કરતા આપડે શીખેલા જ છીએ જ્યારે કોઈ પણ પ્રક્રિયા તમે અનુસરેલા હો અને એ ના જોઈતી હોય અને જે આગળ હતી તે જો મોટા તમારે રેવા દેવું હોય તમારે undo key press કરવાની હોય છે ctrl z plus કરશો ctrl plus z enter કરશો એટલે એ મૂળ ડેટા આવી જશે હવે આ chart ને હવે select કરી લો તમે જે આ chart પર જશો તો અહિયાં તમને અલગ menu insert થઈ ગયેલા જોવો અત્યારે તમે જોય શકો છો મારુ cursor આ બાજુ લઈ જાવ છું તો તમને insert page layout formula data review view developer આટલા જ વ્યૂ જોવા મળે તો આપણને આ chart ના ખૂણા પર જાવ અને ક્લિક કરો એટલે અહિયાં નવા renew add થઇ જાય insert layout and format હવે

ચાર તારીખ change કરવા માટેના option છે તેમાંથી તમે ચાર તારીખ change કરી શકો છો આગળ આપડે જોયું જ છે કે line pie છે જે અનફીટ થતી change કરીએ છીએ એ રીતે પરતું ચાર તારીખ એ આપડે એ change નથી કરતા ધારો કે મને આવો chart જોઈએ છે તો આના પર ક્લિક કરીને ઓક કરી દવ છું તો એ chart એ પ્રકારે change થઈ જશે પરંતુ આપડે જે મૂળ chart હતો એ જ લાવી દઈએ છીએ એનાથી આપણને શીખવામાં સરળતા રે